તેના પછી હવે tractor આયો. technology માં થોડોક ફરક આયો. એના વિષે તમે શું કઈ શકશો મિતભાઈ? Technology નું તો ઘણું જ યોગદાન રહ્યું છે ખેતીની અંદર. કે પહેલા આપણે જે કૉસથી બળદથી ઉહ ઉહ પાણી કાઢતા જે આપણા કુંવાઓમાથી

Tractor માં પણ બોવ જ સરળતા રહી સરળતા થઈ ગઈ છે કે ટૂંક સમયમાં બોવ જ વધારે કામ કરી આપે છે બળદ ની આપણે સરખામણી. તો એમાં જે બળદ છે, એમાં તમને દરરોજ એને ઘાસચારો આપવો, એનું ઘણું બધું દરરોજનું એનું કોઈ પણ માંદો થાય કે કઈ થાય તો એની પાર ખર્ચો થાય. તો એના કરતાથી ખાલી tractor માં જ્યારે તમારે કામ હોય ત્યારે જ ખાલી તમારે એને આહ Diesel ની જરૂરત હોય છે. તો આમાં તમે કીધું કે, સિંચાઈની પદ્ધતિ કીધી તમે એમાં શું શું લાભ હતા બધી પદ્ધતિઓના? કઈ પદ્ધતિ સારી? આ પદ્ધતિમાં, સિંચાઈ પદ્ધતિમાં, સૌથી આહ સારી પદ્ધતિ હું કહું તો જેમાં ટપક સિંચાઈ પદ્ધતિ છે. કારણકે તેને સમયાંતરે અને કોઈ પણ તેમાં આહ તેમાં મજૂરનો સમાવેશ થતો નથી. એકવાર તેની fitting કરી અને જો તેને નાખીએ, નાખવામાં આવે. તો પછી તે ઘણાં વરસો સુધી ચાલે છે. જેના કારણે તેને વધે, તેનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવા આવે છે. અને તે નાખવામાં સ સ સરકાર તેની સહાય પણ થોડી ઘણી, સહાય પણ આપે છે. આહ આ પદ્ધતિ ખેતરમાં નાખવા માટે.

હવે એના પાછળ આપણે આહ પાકને, રોકડીયા પાક છે. તેનું આપણે વાવેતર કરીએ. જેમાં ઘણાં શિયાળો, ઉનાળો, ચોમાસામાં ત્રણમાં અમ રોકડીયા પાક આવે છે.

હા, શિયાળામાં મુખ્ય પ્રમાણે તો અમે ઘઉં, ઘઉં અને ચણાનું જ વાવેતર કરીએ છે. ઉહ એમાં જે છે કે ઘઉં છે, એ બધા શિયાળામાં વવાતા પાક ને રવિ પાક કેવાય

તો ઘઉં માટે તો લગભગ ત્રણ થી સાડા ત્રણ મહિના જેવો time છે. એને ઉગાડવામાં ને એની last cutting સુધી. એટલો time લાગે છે એમાં જો આપણે પેલેથી જોવા જાઈએ તો પેલે એને પાણીની બોવ જ વધારે જરૂર નથી હોતી અને એમાં મજૂરી તો બોવ જ ઓછી લાગે છે બીજા પાકો કરતાં કારણકે હવે પેલાનાં જમાનામાં જે ઉહ thresher થી ને ઘઉં કાઢતા હતા તો હવે ઇ harvester machine આવી ગ્યાં છે બધુ એનાથી બોવ જ સરળતા થઈ જાય છે એટલે. તો તમે, તમે બાગાયતી ખેતી કરો છો તો એમાં શું શું હોય છે? ક્યાં ક્યાં છોડ હોય ઉછેર થાય અને કઈ કઈ દવાની જરૂરત હોય? બાગાયતી ખેતીમાં તો most of એટલે આંબા, દાડમ, ચીકુ પછી અને લીંબુ વગેરે નો સમાવેશ થાય છે ને એમાં સૌપ્રથમ ઇ બાગાયત ખેતી એવી છે કે તમે લાંબા સમય સુધી તમને ટકાવી રાખવી પડશે રોકડિયા પાકમાં એવું હોય કે તે ત્રણ મહિના ચાર મહિના એટલા ચાર મહિના પાંચ મહીના લાગે. પણ આને વર્ષો દસ વર્ષ પંદર વર્ષ સુધી એક બગીચો ઊભો રહે છે પેલા એને મોટો કરવામાં આવે છે એને ઉછેર કરવામાં આવે છે, ત્યારબાદ તેની આહ તેનામાથી આહ વળતર લેવામાં આવે છે એટલે તે લાંબા પાયે તે ફાયદો, ફાયદો, ખેડૂતને ફાયદો થાય છે. એટલે હવે, અમ હવે હવા હવેના આધુનિક જમાનમાં તેનો વધારે પ્રમાણમાં ઉપયોગ ઉપયોગ થાય છે ને હવે ત્યારબાદ તમે ઉહ શિયાળામાં તમે ઘઉંનો વાવેતર તમે પૂર્ણ કર્યું પછી તેના પાછળ તમે ઉનાળામાં કયો કયા પાકનો વાવેતર કરશો?

ઉનાળામાં તો મગફળીનો જ વાવેતર કરીએ છે મગફળીમાં જે વધારે પડતું ઘઉં કાઢયાના થોડાક જ દિવસમાં એનું વાવેતર થાય છે પેલાં જ તમારે સૌથી પેલાં જ, જે આપડે આહ બીજ વાવયાનાં પછી આપડે પાણી આપવું પડે એવું નઇ. આમાં પેલા જ તામરે પાણી આપવું પડે એના પછી એની વાવણી થાય. પછી એનું પાણી છે, એને સિચાઈ છે ઇ નથી કરવામાં આવતી, થોડાક દિવસો માટે. ને પછી જે એને લગભગ અઢી મ થી ત્રણ મહિના જેવો time લાગે આખો પારો લેવામાં પછી જે, અંદરથી જે બીજ હોય એને કાઢવા માટે thresher નો ઉપયોગ કરાયઆ

મગફળીમાં તમે ઉહ કેટલા પ્રમાણમાં સિચાઈનું ઉપયોગ કરો છો અને તે કેટલા મહિનાનું પાક છે તે થોડુક જણાવશો

ટપક સિંચાઇમાં તો પચ્ચીસ થી સત્યાવીસ વખત પાણી આપવું પડે છે હવે કીધું તો પપૈયાં વાવેતર અને એમાં કયા કયા જે નુકસાન છે કે એવું ક્યે છે અમુક કે virus આવી જાય. તમે બાગાયતી ખેતી કરો જ છો, તમે એમાં, અમે નથી કરતાં બગાયતી ખેતી.

પપૈયાંની ખેતી ખર્ચાળ, ખર્ચાળ ખેતી કેવાય એમ કારણકે તેમાં risk વધારે પ્રમાણમાં થઈ જાય છે એનો એક પેલા ખેતરમાં તેને જ્યારે રોપ નાખવામાં આવે છે ત્યારે વીસ રૂપિયાનું એક પપૈયું હોય છે, છોડ હોય છે જેને ઉહ અંદર વાવામાં આવે છે ત્યારબાદ તેને ઉહ સરખા પ્રમાણમાં ખાતર અને સિંચાઇ કરી drip ટપક સિંચાઇ દ્વારા તેનાથી તેને સિંચાઇ કરવામાં આવે છે અને થોડાક સમય અંતરા અંતરે પાંચ છ મહિનામાં ઉહ તેમાં ઉહ પપૈયાં જે ફળ હોય છે તે લાગી જાય છે. પણ તેમાં વધારે પ્રમાણમાં જે virus હોય છે, જે virus આવી જાય છે જેના કારણે તેની તેની growth થતી નથી અને ચોમાસામાં પણ જો વધારે પ્રમાણમાં વરસાદ થઈ જાય તો તે શક્ય રેહતું નથી અને તે સુકાય જાય છે એટલે તેમાં બૌજ risk નું કામ હોય છે. એટલે ખર્ચાળ છે અને જો આ વધારે સા સિંચાઇ વરસાદ ના આવે તો તે સારા પ્રમાણમાં થઈ આવે છે અને તેનું સારું ઉત્પાદન આવે છે અને મિતભાઈ ત્યાર પછી તમે ઉનાળામાં મગફળી કરી ને પછી તમે ઉનાળામાં મગફળી પછી ચોમાસામાં તમે જમીનનું વાવેતર કરશો કે પછી તે એમનેમ પડી રેશે? અને જો કરશો તો કયા પાકનું તમે વાવેતર કરશો? ઉહ ચોમાસામાં પણ અમે ઉહ પાક વાવીએ છે. જેવા કે કપાસ છે એવા બધા પાક ચોમાસામાં વાવીએ છે. એમાં કપાસ આહ કપાસમાં મે સંભાળ્યું છે કે બીટની, BT બિયારાણ જેઓ વાવે છે એનો શું ફાયદો છે કે એ ક્યાં પ્રમાણમાં કરવામાં આવે છે તે થોડુક જણાવશો? BT કપાસ છે ઇ Biotechnology દ્વારા બનેલો છે ઇ વિજ્ઞાનની એક ભેટ કઈ શકાય જે કે એની અંદર જે BT એટલે

છે ઇ એવા protein produce બનાવે છે કે જે અમુક ઇયળ હોય તો એના આંતરડામાં છિદ્ર પાડી નાખે એનાથી ઇયળ મરી જાય છે તો એનાથી આપણને કપાસને છે રક્ષણ મળે છે. ઇયળ અને એવા બધા જંતુઓ થી. તો ઇ પોતાની રીતે જ કોઈપણ દવાનો ઉપયોગ નથી થતો એમાં એટલે ઇ એમાં કોઈપણ જાતનો ખર્ચો બોવ થતો નથી એટલે ઇ અલગ જ પ્રકારનો બીજ બનાવામાં આવેલો છે, તો ઇ બોવ જ સારું છે અને એમાં વધારે પડતું જો જોવા જઈએ તો ખર્ચો વધારે થતો નથી. જંતુનાશક દવાઓનો ખર્ચ બચી જાય છે. અને બોવ એની આહ એને ઉગાડવામાં પણ એટલું સમય નથી લાગતું જેટલું કપાસ ના બીજા બીજને લાગે છે

જે જે જૈવિક ખેતી છે એમાં કોઈપણ જાતની દવાનો ઉપયોગ ન થાય શકે. એની અંદર તમે ગૌમુત્ર એવું બધુ ઉપયોગમાં લઈ જ શકો ગૌમુત્ર ઉપયોગમાં લઈ શકો. બાકી અજૈવિક ખેતી છે તો એની આદર તમે ઘણી જંતુનાશક દવાઓ છે ઇ બધી એની એના માટે ઉપયોગમાં લઈ શકો છો એનાથી તમે બચી શકો છો. હા પછી જંતુનાશક દવામાં આપણે અ ધ ધારો કે આપડે અજૈવિક ખેતી કરી છી અને એમાં આપડે જંતુનાશક દવાનો છટકાવ કરી છી તો એમાં થોડા ઘણા ફાયદા જણાવો અને થોડા ઘણા જે ગેરફાયદા હોય એ પણ થોડા ઘણા જણાવો ઉહ જે રસાયણિક ખાતરો છે આપડે જે આહ ખાતર છે જે જંતુનાશક દવાઓ છે ઇ બોવ જ નુક્સાનકારક હોય છે માણસો માટે શરીરમાં આહ રસાયણિક ખાતર તો ઠીક છે હજી, પણ જે જંતુનાશક દવાઓ છે ઇ ચરબીની અંદર આહ જમા થતી જાય છે માણસની અંદર ને ઇ આખી જે આહ જે એકમાથી બીજામાં જાય જેવી રીતના કે એક પશુ મરે તો એની અંદરથી બીજામાં જાય જેણે છોડ ખાધું હોય તો જેમ ઉપર ઉપર જાતા જઈએ તો એમ એમ એનું પ્રમાણ દવાનું વધતું જાય. એવી જ રીતના એ માણસોમાં પણ એકઠી થતી જાય છે ને પછી એની બોવ જ effect આવે છે ખરાબ એના અસરો આવે છે જેમકે એના થી આપણને cancer એ થઈ શકે છે. બોવ બધી શ્વાસની બીમારીઓ થાય છે એવી બધી એના થી બીમારીઓ થાય છે ઘણી બધી ચામડીની ને એના ફાયદા જોઈએ, એનાથી બોવ જ ફાયદા પણ છે કે, કે પાક છે એમાથી જે જંતુ છે, ઇ જે આપડે ગૌમુત્રનો ઉપયોગ કરીયે તો ઇ એટલા બધા એનો શક્ષમ નથી એનો નાષ કરવામાં પણ જે ઉહ રસાયણિક છે, જે જંતુનાશક દવાઓ છે ઇ બધી બોવ વધારે જ એનામાં એની ક્ષમતા છે તો ઇ કરી શકે. અસર દેખાડે છે

જો એરંડા, એરંડાને કેવા પ્રકારની ઉહ જમીન અને ખાતર, જૈવિક, અજૈવિક ખેતી થાય છે, કેવી રીતે થાય છે એરંડામાં ઇ થોડુક જણાવો એની અંદર તો, એની અંદર કાઇ ખાસ જરૂર નથી હોતી. આપણાં જે રસાયણિક ખાતરો છે એટલે એની અંદર તો મુખ્યત્વે તો જૈવિક ખેતી જ હોય છે જે છાણિયું ખાતર હોય છે ઇ આપડે એમાં લઈ શકાય અને મોટો પાક છે કે જે છ મહિના જેટલો time એમાં લાગી જ જાય છે સમય લાગી જાય છ મહિના જેટલું તો એમાં આપડે જોવા જાઈએ તો આહ બોવ જ આહ time સમય બોવ જ વધારે લાગે છે એની અંદર પણ એમાં કેવું કે કઈ એમાં બોવ ફેલ ન થાય પાક એના એવું ના હોય આમાં એટલે એમાં બોવ જ ઓછો risk હોય હમ ત્યારબાદ તમે થોડોક ઉહ તમને કાય જે પ્રશન હોય બાગાયત ખેતી વિષે ઇ પણ તમે પૂછવાનો થોડોક પ્રયત્ન કરો મિતભાઈ આંબા છે તો એના વિશે જણાવજો આંબા વિશે શું છે જે બધા કેતા હોય કે દસ વર્ષ જેવુ time લાગે

જે export છે આંબાનું ઇ પણ બહુ વધારે થઈ રહ્યું છે. એના વિશે જણાવો આંબા એવું એવી વસ્તુ છે કે જેને આપણે આહ ચાર થી ચાર પાચ છ વરસ લાગે જો તેને સિંચાઇ અને જી એનું પ્રમાણ બરોબર હોય તો ચાર ચાર થી પાંચ પાંચ વર્ષ જેવુ સમય લાગે. આહ પાંચ વર્ષ રઈને તેમાં flowering એટલે જે બૂર હોય એ ચાલુ થાય જાય એને અને થોડી થોડી વળતર તેમાં ચાલુ થઈ જાય. અને પાંચ સાત આઠ વર્ષ જે આપણું, જે આપણે છોડ વાવ્યું હોય . છોડ તે વૃક્ષ બની જાય અને તેમાથી આંબાની માલ તેમાથી ઉત્પાદન થઈ જાય. તે પહેલા તેમાં જ્યારે વાવામાં આવે ત્યારે તેમાં ઉત્પાદન થતું નથી અને તે ખર્ચો જ તેમાં લાગે છે.

તેને આપણે ગમે તેવી સિંચાઇ કરી કે પાણી ના TDS જે હોય તે સારા નો હોય તો પણ ચાલે પણ આંબો, આંબો એવું વસ્તુ છે કે જેને આપણે પાણીને TDS પણ યોગ્ય જોઈએ અને જમીનની, જમીન હોય તે એમાં ખારી અને જીંટ બેવ પદાર્થ જે હોય તે ન હોવા જોઈએ. ત્યારે તેનો ઉછેર થાય. ને એ એક ખર્ચાળ પધ ખર્ચાળ છે. પણ જો સમયાંતરે પાંચ વર્ષ સાત વર્ષ બાદ તેમાથી સારો ઉત્પાદન થાય છે

ફળ સારો સારા પ્રમાણમાં જે તેનો ફળ હોય, quality હોય, તો તેને આપણે બારે export ને કરવામાં આવે છે. એટલે તે યોગ્ય પાક ગણવામાં આવે છે. હવે ત્યારબાદ, તમે આમાં કપાસ તમે ચોમાસામાં વાવ્યું

નાખશો કે શું કરશો તે થોડુક જણાવશો એ તો જે કે જે પછી પાછા એની અંદર જે ઓલા રવિ પાક હોય ઈજ પાછા વાવામાં આવે છે જ્યારે time થઈ જાય છે રવિ પાકનો પાછો ચોમાસુ પછી

કે તમે કરો છો પશુ પાલન અને ખેતી. તો એ બન્ને ભેગા કરો છો તમે તો એના શું ફાયદા હોય શકે ને કેવી રીતના એ ભેગું થાય બન્ને? આમાં પશુ પાલનમાં મુખ્યત્વે ફાયદા તો જો આપણે agriculture માં જે આપણે આંબા અને આવું બધુ આપણે વાવ્યું છે, બાગાયતી ખેતી કરી છે તો એના અંદર જે જગ્યા હોય વચમાં તેના દ્વારા આપણે જે હોય રજકો હોય કે મકાઇ હોય જે વાવવામાં આવે છે અને તે ગાયો પશુ પાલનને તેને ખવડાવમાં આવે છે જેના દ્વારા તે તેનો દૂધ આપણે ઘરમાં પણ તેનો ઉપયોગ કરી શકી છી અને જે વધારે વધારે પ્રમાણમાં જે દૂધ વધે તો તેને ડેરીમાં પણ અથવા ડેરીમાં પણ

વધારે પ્રમાણમાં તેનો ઘરમાં પણ તેનો ઉપયોગ થાય છે અને તેના દ્વારા ડેરી દ્વારા તેની વળતર પણ સારા પ્રમાણમાં આપવામાં આવે છે પણ થોડાક તેના ગેરફાયદા પણ છે જેવા કે રોજ એના મજૂરનું પ્રમાણ વધારે પ્રમાણમાં લાગે છે, અને જે આ બધુ તેને પાણી, અને આખો દિવસ labor અને મજૂરની જરૂર પડે છે. તો થોડાક તેના નુકસાન પણ છે અને ફાયદા પણ છે

તેમાં વરી પાછો શિયાળામાં તમે ઘઉંનો જ વાવેતર કરશો કે ચણાનો વાવેતર કરશો કે બીજો કોઈ રવિ પાક છે તેનો ઉપયોગ કરશો? થોડુક જણાવો. એક જ જમીન હોય તો એની અંદર પાછો બીજા વર્ષે એ જ નો એ પાક જે છે પાછું વાવવામાં આવતું નથી. એની અંદર અલગ અલગ પાક વાવવામાં આવે છે એક વખત આપણે જો ઘઉં વાવયાં હોય તો બીજી વખત એમાં પાછા ઘઉં બીજા વર્ષે વાવામાં આવતા નથી કારણકે જે ફળદ્રુપતા છે જે જમીનની એ જાળવવા માટે જ અલગ અલગ પાક વવાય છે જેવા કે ઘઉં પછી જો ચણા વાવીએ તો ચણાની અંદર કે જે

બોવ સરળ બને છે

સારી ગુણવત્તા ને એની અંદર ઇ ચિકાસ માટે બોવ જ સારું રેહશે હા હા ત્યારબાદ હવે મિતભાઈ તમને હું કે જે આ બધી ખેતીમાં સિંચાઇની જરૂર પડે છે તે borewell બોરેવેલ હોય છે અને નેર પદ્ધતિ હોય જ જેમકે Dam હોય કે જેના દ્વારા તમે સિંચાઇ કરો છો તેના તેના માટે થોડીક માહિતી આપો

કરી શકાય આખું વર્ષ. તળાવ છે એ બે season પૂરતું જ બે ઋતુ ઉનાળો, ઉનાળામાં રહેતું નથી એ એક ગેરફાયદો હોય છે તળાવનો અને Canal છે એ પણ એક રીતે અનિયમિત્તા હોય છે કે ક્યારેક હોય ને ક્યારેક પાણી નથી હોતું હમ અને ત્યારબાદ હવે ઉહ જે તમે ઉનાળા બાદ તમે ચોમાસામાં આહ નાગર કે જેવુ બીજા કોઈ પાકનું કાઇ વાવેતર કરશો કે ઉનાળામાં પણ ઉનાળાની જેમ ચોમાસામાં તમે પાકનું તમે બીજા પાકનું વાવેતર કરશો કે શું કરશો તે થોડુક જણાવો

એમાં પાક ઘણી વખત તો જમીન છે એમ જ મૂકી દઈએ છે. એનાથી અમારે બીજું કાય ખાતર નાખવું હોય કે એવી બધી પ્રવૃતિમાં સમય લાગે છે એનામાં જે

તો જે બને છે જૈવિક ખાતર, એ બનાવમાં time લાગે છે તો ઇ પણ અમે ઉનાળામાં બનાવી હા બરાબર છે. ને પછી તમે જ્યારે ચોમાસુમાં તેનું સૌથી તમને સારો પાક કયો લાગે છે? અને સારી વળતર આ ચોમાસુ, શિયાળો, ઉનાળો એ ત્રણેય ઋતુમાં સૌથી સારો પાક તમને કયો લાગે છે અને સારા પ્રમાણમાં વળતર આપે છે તે કયો પાક છે તે જણાવો સારો પાક તો મારા હિસાબે અમે વાવીએ છે એમાં તો કપાસ સૌથી સારો લાગે છે કારણકે એની અંદર જે આહ કામ હોય છે એની અંદર જે મજૂરી કામ ઇ બોવ વધારે નથી હોતું અને એની અંદર જે ઉત્પાદન થાય છે એ વધારે થાય છે અને જે જોવા જઈએ જેમાં રૂપિયા વધારે થાય છે એનાથી મળે છે તો time તો થોડોક લાગે છે એની અંદર વધારે બીજા પાકની સરખામણીએ પણ એની અંદર ઉત્પાદનએ એટલો વધારે થાય છે અચ્છા અચ્છા તમને, તમને ખેતીમાં જે બાગાયતી ખેતી હોય ને જે રોકડિયા પાક હોય એમાં કઈ કયું સરળ લાગે છે એ થોડુક જણાવો બગાયતી ખેતી કરતાં નથી એ તમે કરો છો એટલે તમને ખબર પડે એમાં એટલે મારા હિસાબે બગાયતી કહતી છે એ સારું જ હોય કારણકે એની અંદર બોવ જ આહ જે ઝંઝટ હોય ઇ રેહતું નથી એટલે ઇ સારી છે બરાબર છે સોલ્જર તાપોના મહેમાનો જેરા platform તરીકે વર્ગના ડાબા ડબ્બા માં બીજા પાંચ મુસાફરો સાથે મુસાફરી કરી રહી હતી પોતાનું માથું બર્થ પર ટેકવીને આખો બંધ કરીને વિચારવા લાગી કે ઓહ ટ્રેન ટ્રેનની મુસાફરીમાં કેવી ગરમી થતી હતી હવે તો હું દરિયે પોચીસ ત્યારે જરા સારું લાગશે તેને કહ્યું કે તેનું નસીબ સારું હતું કે આ નોકરી તેને મળી ગય જોકે સહેન રાહુલ તારે નોકરી જોતી હોય તો બાળકોને સંભાર રાખવાનું કામ મળતું કોઈને Secretary તરીકે આવી નોકરી મેળવી એ ઘણું અઘરું હતું agency એ પણ એ માટે બહુ આશા નોહતી આપી ત્યાં એક દિવસ પત્ર આવ્યો મને મારુ નામ અને ભલામણ ટીલું Woman agency દ્વારા મળ્યા છે હું સમજુ છું કે તેઓ તમને અંગત રીતે ઓળખે છે હું તમારી અપેક્ષા મુજબ પગાર આપવા તૈયાર છું અને ઇચ્છુ છું કે

મારે સોલ્જર ટાપુ ડીપ્લેઇન સોલ્જર ટાપુ હમણાં ના છાપા માં કોબલ સોલ્જર ટાપુ ના સમાચાર થી ભાર પૂર હતા ઘણા પ્રકારની વિગતો પર અફવાઓ વાંચવામાં આવી હતી કદાચ તેમાની ઘણી ખોટી તો હોય તે શક્ય હતું તોપણ એક વાર નક્કી હતું કે ત્યાંનું મકાન એક કરોડ પતિએ બનાવેલુ અને તેમાં સર્વશ્રેષ્ઠ modern સગવડો હતી વેરા plate form હાલની તેની school ની નોકરી થી થાકેલી હતી તે વિચારતી હતી પછાત ગણાય school માં પીટી Teacher પાસે કામ કરવામાં મજા નથી

નહિ તો પોલિશ તાપસ માં એનું નામ આવ્યું હોય તેને તો કોઈ નોકરી આપવી પસંદ જ ન કરે જો તે પોલીસ કબ્જ માં હું તદ્દન સાચી સાબિત થાય હતી તેને યાદ આવ્યું કે પોલીસ અધિકારી એ તેની સમય સમય સુચકતા અને તેને અભિનંદન આપ્યા પોલીસે તેને માટે તાળી સારી બવ સારા હતા પણ યુગો જવા તેવા યુગો વિશે તે વિચાર કરવા માંગતી તે ના હતી ત્યારે નાના ડબ્બા માં ગરમી લાગતી હતી છતાં વેરા ને ઠંડી નું લખલખું આવું ગયું તેને થયું કે દરિયા કાંઠે તેને તે ન જાય તો સારું તેની આંખ સામે એક રાસ્યું આવ્યું ઉપર નીચે થતું થતું દેખાયું ઉપર નીચે ઉપર નીચે એ પોતે એની પાછળ પાછળહતા નીતા કરતી કરતી જતી હતી તેની ઝડપ સારી હતી તેને ઊંડે ઊંડે ખાતરી હતી કે પાસે સમય સાર નહિ પોહ્ચાય વહેલી સવાર વહેલી સવારમાં હુંપડા જેવા ભૂરા પાણીને કિનારાને તેમાં ધીરે ધીરે સુતા સુતા માળેલી યુગો તેની પાસે હતો યુગો એ કહેલું એ તેને પ્ર્રેમ ન કરતો હતો એને લાગ્યું કે એને હવે યુગો વિષે વિશે વિચાર નહીં કરવા જોઇએ તંદુરસ્ત વાથી જાગી હોય તેમ વેદ એ આખો ખોલી તો સાચે સામે એક પુરુષને બેઠેલો એને જોયો દેખાવે તે ઉંચો આછા ભૂરા રંગની આખો વાળો અને સહેજ ક્રૂરો લાગે તેવા ચહેરા વાળો હતો વેરાને વિચાર આવ્યો કે આ માણસે દુનિયા જોય લાગે છે ઘાટ ઘટના પાણી પીધા લાગે છે પેલી લંબાદે પોતાની સામે બેઠેલી યુવતી સામે જોઈને વિચાર્યું કે ઘણી આકર્ષક છે પણ થોડી school teacher જેવી દેખાય હે જોકે તેમ છતાં નામ કે યુગમાં કોયથી જીતાય એવી નથી આવી યુવતી સાથે સબંધ વધારવાનું ગમે પછી પછી Principal થયું કે હવે આવા બધા વિચારો મારે મનમાંથી કાઢી નાખવા જોઇએ અને મારા કામ પર જ મારે ધ્યાન આપવું જોઇએ

હા પડે નહિ તો વાત જવાદઈયે વિચાર પુરવવક કહેલું સો ગીની ની વાત છેએમ એને એ રીતે કહેલું કે જાણે સો ગીની નું તેને માટે કાયજ મહત્વ ના હોય પણ સાચી વાત એ હતી કે અત્યરે તો એ સૌ કંગાળ થાય ગયો હતો અને માંડ માંડ પેટ ભરી શકે એવી એની સ્થિતિ હતી એ પણ અંદાજ હતો કે સામેનો માણસ એની પરિસ્થિતિ જાણતો હતો બધા માણસો સાથે બનાવટ ન થાય શકે એ સામાન્ય વાત કરતો હોય તેમ એને પૂછ્યું આનાથી વધુ માહિતી ન મળી શકે નહિ captain આનાથી વધુ માહિતી હું નહિ આપી શકું વળી મારે અસલીને ખબર છે કે તમે મુશ્કેલ પરિસ્થિતિ માંથી કાઢવા કાબિલ છો

ત્યાંથી તમને મોટર બોટ માં સોલ્જર ટાપુ પર પાર લાય જવામાં આવશે કેટલા દિવસ માટે વેમબોલા વાતમાં પૂછ્યું પૂછેલું વધુમાં વધુ એક અઠવાડિયા માટે તેમને રોટલીનો તો ખબર છેને કે હું કોઈ ગેરકાયદેસર કામ નથી કરતો તેમને જો એ પ્રકારનું કામ આપવામાં આવે ત્યાંથી નીકળી જવાની પૂર્ણ સ્વતંત્રતા છે આટલું કહેતી વખતે જાણે કે તે કહેતો હોય તમે વળી કેવા કાયદેસરના કામ કર્યા છે તે બધી ખબર છે લેબર પોતે પણ આછું સ્મિત રોકી શક્ય નહિ તે એક બે વાર કાયદાની સીમા વણોતી ગયો હતો પણ નસીબ જોકે બચી ગયેલો ખરેખર

દિવસો વિતાવાનો હતો આજ ની પેઢી ઘણી બધી રીતે શિસ્તપાલનમાં ના મામલે બેશરમ તો હતી જ પણ બીજી ઘણી બાબતોમાં રેઢિયાળ પણ હતી આટલું વિચારતા તો તેમને થયું કે અમુક લોકો ને પાથ ભણાવાની જરૂર જ નથી તેમને ગયા ઉનાળાની રાજાઓની યાદ આવી એમને થયું કે આ વખતે સોલ્જર ટાપુ પર વાતાવરણ કદાચ અગાવ પડતા સાવ જુદું હોય ત્રીશ હું હાકતા આ આશા રાખું છું કે તમને હું યાદ હોયસ આપણે થોડા વર્ષ પહેલા ઓગસ્ટ મહિનામાં બેલ હેં guest house માં હતા આપણા બંને ના ઘણા શોખ મળતા આવતા હતા હું ડેવોન કિનારા પાસે આવેલા ટાપુ પાર એક ગેસ્ટ હાવુશ સુરુ કરું છું મને લાગે છે કે આ સ્થળે એક એવા ગેસ્ટ હાવુશની જરૂર છે જ્યાં જમવા માટે સારું પૌષ્ટિક વાનગીઓ મળતી હોય અને અત્યરે બધે દેખાતી

ગાયઝ તે મને બોવ આનંદ થશે તમને ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં આવાનું થાયસે આઠમી ઓગસ્ટ નું રાખો આત્મિ વિશ્વાસી you and you and ઓ લખનારનું નામ સુ હતું સહી બરાબર વંચાતું ન હતું એટલે જાણી શકાયું નહિ કે આ પત્ર લખણાર કોણ છે એમને ચકવાદીને મન મનોમન બબડ્યા ઘણા લોકો એવી રીતે સહી કરે છે જે વાંચી ન શકાય

hello આપડે અત્યારે કયા topic પર વાત જે bridge હતું ને એના વિષે આપડે વાત કરીએ

okay બોલો બોલો જેવું કે મોરબી નું જે lockdown આયુ હતું બરોબર એના પેલાથી એ bridge નું કામ ચાલતું હતું બરોબર

કોઈ તહેવાર આવાનો હતો અ લગભગ કૈક હતું તો એના માટે

જલ્દી થી વેલા થી વેહલા કામ છે પતાયી દીધું ને જે તહેવાર આયો ત્યારે public એક સાથે એક સાથે ત્યાં ગયું બરોબર એનું આવું થયું કે જે limit હોય ને હજાર ની limit હોય છે ત્યાં બે હજાર ગયા public તો એના કરને bridge છે મોરબી bridge એ તૂટી ગયું જેમાં કેટલા કેટલા લોકો હજાર અ સો થી ઉપર એ વધુ લોકો ની ત્યાં